નમસ્કાર સ્વાગત છે
આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો
તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો
હું આ કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ એક સેન્ડ મે એએન ઇમેઇલ સ્ક્રીપ્ટ
આ એક એચટીએમએલ ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો
તો આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું
હું અહીં મારું હોટમેઇલ એડ્રેસ ટાઈપ કરીશ
તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન હોટમેઇલ પેજ ખોલું છું અને ઇનબોક્સ પર ક્લિક કરું છું અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી
આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી
તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે
હું વેરીએબલને ટીઓ તરીકે બદલીશ
આ મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું
આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે
આપણી પાસે એક સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ રહેશે જે દર્શાવે છે ઇમેઇલ ફ્રોમ ફ્પેકેડમી
આગળ આપણને એક એચટીએમએલ ફોર્મની જરૂર છે જે સબમીટ થશે
હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ
તો ચાલો અહીં કેટલાક એચટીએમએલ કોડ મુકીએ
મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં સેન્ડ મે એએન ઇમેઇલ ડોટ ફ્ફ્પ સાથે સબમિટ થશે
મેથોડ મેથડ પોસ્ટ હશે
અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું
યુઝર કંઈપણ ટાઈપ કરી શકે છે જે તે અહીં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર મોકલવા ઈચ્છે છે
દેખીતી રીતે તમે આ ગણતરીમાં લઇ શકો છો
ફોર્મ બનાવતી વખતે તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો
આ સેન્ડ મે એએન ઇમેઇલ સ્ક્રીપ્ટ છે ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો
હવે આપણી પાસે એક ટેક્સ્ટ ઈનપુટ હશે
આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે
તો તમારી પાસે ટાઇપ ટેક્સ્ટ છે જેનું નામ નામે છે
આપણી પાસે હમણાં માટે મેક્સ લેંગ્થ 20 બરાબર હશે
આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું
તો હું ટેક્સ્ટરિયા ટાઈપ કરીશ અને આ રીતે આનો અંત કરીશ
પછી આપણે આને મેસેજ તરીકે નામ આપીશું
આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે
અને અહીં નીચે આપણે સબમિટ બટન બનાવીશું જેની વેલ્યુ સેન્ડ બરાબર હશે
અથવાSend મે થિસ ઠીક છે
તો જો તમે આપણા પેજ પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે
તો ચાલો હું અહીં ફક્ત નામે મુકું અને અહીં મેસેજ
અને હવે આ વધારે સારું દેખાય છે
આપણી પાસે આપણું નામે બોક્સ અને મેસેજ બોક્સ છે
અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું ઈમેલ મોકલાશે
ઠીક છે તો સૌપ્રથમ આપણા ફ્ફ્પ કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે સબમિટ બટનને દબાયું છે કે નહી
આ માટે આઇએફ સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન ટ્રૂ હોય
શરત આ કૌંસમાં હશે
શરત સબમિટ બટનનું પોસ્ટ વેરીએબલ હશે
જ્યાં સુધી સબમિટ બટન વેલ્યુ ધરાવે છે
અક્ષર જોડણીની ભૂલ
તો જ્યાં સુધી સબમિટ બટનને દબાવવામાં આવ્યું છે આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે સેન્ડ મે થિસ
આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે
તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે
અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે
અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે માફ કરો નામે કહેવાતા આ ફીલ્ડમાં અહીં
આપણી પાસે મેસેજ પણ છે તેથી સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં મેસેજ લખી શકાય છે
આ ચકાસવા માટે હું લખીશ એચો નામે
અને હું આગળ આમાં મેસેજ કોનકેટીનેટ કરીશ
આ ચકાસીએ
અહીં હું એલેક્સ ટાઈપ કરીશ
અને અહીં હી થેરે
ટાઈપ કરીશ
સેન્ડ મે થિસ પર ક્લિક કરો અને Alexઅને હી થેરે
ઠીક છે તો આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે
આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આ કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું
તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો
હમણાં માટે આવજો